આવ્યા ત્યારે અમારે થઈને રો.

એકડો બગડો લખવા દે બાલ મંદિરે જવા દે.

ઉની ઉની રોટલી ને કારેલું નું શાક.

દરજીની સોઈ તૂટી લુહાર બોલાવ.

મને અહીંયા મોટો સરસ મજાનો રસ્તો અને સરસ મજાના--

દાદરો ઘણ મોટી અને ક્લિયર દેખાઈ રહી છે.

મને આ એક સ્ટુડિયો જેમ ફોટો ખીચાવતો માણસ --

મને અહીંયા ઘડબા ની કોમ્પટીશન--

થતા દેખાઈ રહ્યું છે.

એના સરસ મજામાં પ્લાન્ટસ મુકેલા---

પૂજાના સરસ મજાના ચટ્ટાનો બનાવીને---

આ કંટ્રોલ કરવાનો બુલડોઝર નજર આવી રહ્યુ છે.

દેખાતું આ રૂમ દેખાઈ રહ્યું છે.

પંખો લટકતા આ અંદરનું સીન મને દેખાય--